આ ચી ચિત્રમાં ઘણા બધા ફુંડુ દેખાય છે તેમાં નાના નાના ઝાડો લગાવેલ જોવા મળે છે.

આ ચિત્રમાં ગોડાઉન વર્કશોપ માં લોખંડ સ્ટીલ અને અન્ય સામગ્રી સંગ્રહિત છે.

અને એની બહાર એક સાયકલ પાર કરેલી દેખાય છે અને ઉપરની સાઈડ કાચો લગાવેલી જોવા મળે છે.

દવાઓ સાથે સાથે જનરલ સ્ટોર ના સામાન પણ મળે છે દુકાનની સામે બે બાઈક ઊભી છે.

સેલ્ફ માં પેકેટ માં ચિપ્સ ગઠીયા સેવ ગુજીયા જેવા નાસ્તા રાખેલ છે.

બોક્સ અને પેકેટ માં સામાન સારી રીતે સજાઈને રાખવામાં આવ્યો છે.

ત્રણ ચાર નાળિયેરના પામ વૃક્ષો થોડા મકાનો અને પાર્ક કરેલી કારો નજરે પડે છે.

તેના ઉપર એક માટલું મૂકેલું જોવા મળે છે અન માટલા ઉપર ગ્લાસ મૂકેલું જોવા મળે છે આમાં એક સ્વિચબોર્ડ જોવા મળે છે.

આ ચિત્રમાં એક મોટો રૂમ છે જેમાં એક બેડ છે અને બેડ ઉપર ચાદર જોવા મલે છે.

ઉપર લાઈટ લાગેલી છે બાસ્કેટ ટોકરી છે અને ઘણી બધી જરૂરિયાત વસ્તુઓ જોવા મળી રહી છે.